કરવાનું છે અને તે માટે એનું કારણ અતિ મહત્વનું છે આ સંગ્રામમાં એના ભારતીય ફોજી શપૃતોએ દાખવેલા શૌર્ય વિશે ઘણું લખાયું કહેવાયું અને ગવાય છે તે સંગ્રામ ઓગણીસો ઈકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં કેટલીક નાટક અને ગજબા તજજ્ઞા કરી કે turning point બન્યો તેનું રણનીતિ દ્રષ્ટિ વિશ્લેષણ ખાસ કરાયું નથી. મહમદ અલી ઝીણાએ

પાકિસ્તાનની બંગાળી હતી. ઇસ્લામા બાદના પંજાબ યોના વર્ચસ્વવાળી સરકાર દ્વારા અન્યાય પણ તેનો થયો હતો જુદી જુદી ભાષાના સંસ્કૃતિ જુદા તહેવારો અને જુદા રીતિ રિવાજો ધરાવતા પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવા આંદોલનને ચઢ્યા એટલે ત્યાના પંજાબી પઠાણી લશ્કરી હિંસા નો આતંક શરૂ કર્યો અને લગભગ એક કરોડ દસ લાખ લોકો જાન બચાવવા સરહદ ઓળંગી ભારત આવ્યા મેં આશ્રિતોને ખાધા ખોરાકીને અને તંબુઓમાં પડવાનો ભારતમાં માનવતાને ખાતર જવાબદારી નિભાવવાનું અતિશય ખર્ચાળ હતું. નિરાશ્રી તો પાછા જવા તૈયાર ન હતા તો એ મોટી ચિંતા હતી દેશ તાડા આવતા લોકોની અંદર ઓગણીસો ઈકોતેર માં ભારતે પૂર્વ પાકિસ્તાનની સીમા લશ્કરે હિંસા શરૂ કરી તેમાં તત્કાલીક સરમુખત્યારશાહી હૈ હૈ યુદ્ધ થવું નક્કી હતું યુદ્ધ થાય તો પૂર્વ પાકિસ્તાન હાથમાંથી છૂટી જશે ટે પણ નક્તેકી હતું અને તેને કારણ હતા પહેલા એ હતું કે તેને સસસ્ત્ર બંગાળી મુક્ત વાહિની અને ભારતીય લશ્કર જોડે ખભે મિલાવીને લડવાની હતી બીજું ભારતીય લશ્કરની પ્રજાનો સાથ મળી રહેવાનો હતો તેનું પશ્ચિમ સ્થાન પાકિસ્તાનથી સૈનિકો શાસ્ત્રો જરૂર પડી તાત્કાલિક પૂર્વ પાકિસ્તાન ફોજમાં શક્ય ન હતું. કેમકે ભારતે over flag માટે આકાશી સીમા બંધ કરી દીધી હતી. આ સ્થિતિ માં general આવ્યા ખાને તેમને પુરોગામી જંગલમાં સૈન્ય ના cops core commander જોડે રહીને યુદ્ધ દરમિયાન તેમની સમૃદ્ધિથી કોરાતું વાક્ય મેળવવાનું ચૂક્યા ન હતા. ઓગણીસો ઈકોતેર માં ભારતના નામ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં ફેરવી નાખવા માટે માથાપૂર્વક લડવાની હતી પશ્ચિમ મોરચે આક્રમકતા ની ફક્ત રચનાત્મક પગલાં લેવામાં આવ્યા. general લાહિયા ખાન તેમને જનરલ અયુબ ખાન દ્વારા મેળવેલા મંત્ર અને અનુસર્યા પશ્ચિમી ભારતનું શક્ય તેટલું બધું કબજે લેવાનું નક્કી કર્યું. યુદ્ધ વિરામ પછી વાટાઘાટો થાય ત્યારે પોતાના હસ્તક થયેલા તે પ્રદેશને તેઓ blackmailing અને હુકમનું પત્તું બનાવવામાં આવ્યું. ભારતીય લશ્કર પૂર્વ પાકિસ્તાન ખાલી કરે તેના સાથેમાં જ કબજા વાળો પ્રદેશ પાછો શુભ પરત કરવામાં આવ્યો. તેમનું મનસૂબો હતો લશ્કરી જોડે બાંગ્લાદેશના ફરી પૂર્વ પાકિસ્તાન બનાવી દેવાય. તેમ હતું કામયાબ નિવડે તો યોજના સરસ હતું. કાશ્મીરનો પ્રદેશ એકંદરે પહાડી એટલે જજૂમ્યા પછી ત્યાંની સાહસી ભૂમિ હાથમાં ન આવી. જ્યારે આપણા પંજાબ સાથે પાકિસ્તાનનો સીમાડો ફક્ત નવ્સોને સત્તાવન કિલોમીટર હોવાના કારણે આસપાસ સંખ્યાબંધ ધરાવતું જે સીમા રેખાઓ એ તો ઉત્તમ થી સ્વયં દક્ષિણ સુધી તેમજ ઉત્તર સીમાડે પુરા ઓગન્તિસો કીલોમીટર લાંબો પાકિસ્તાનનો રાજસ્થાનનો જ્યાં વિશાળ માટે ઘણો અવકાશ હતો. થરના સપાટના રણમાં ક્યારેક કયા ભૌગોલિક અડચણ પડે તેમ ન હતી ભૌગોલિક રેગીસ્તાન હતું. જેસલમેર તથા બાડમેર ખાતે ભારતીય વિષયના hunter તથા ચેક ટ્વેંટી ફોર marook hitar burner squad હતો. પણ જમીનનો મહોત્સવ કચાસ વાળો હતો. કદાચ ધારી લેવાયું કે પાકિસ્તાન આપણા પંજાબ તથા કાશ્મીરન real estate ગણી અને થરના રણમાં થઈને પાકિસ્તાને ડિસેમ્બર ચાર ઓગણીસો ઈકોતેર ની રાત્રે ત્યાં જ બે હાજર સૈનિકો એક mikenize હેઠળ પિસ્તાલીસ સ્વયં ગાડીઓ તથા છસ્સો લશ્કરી વાહનો સાથે આક્રમણ શરૂ કર્યું યુદ્ધમાં plane વાયા આગળ બીજા દિવસે જેસલમેર પહોંચી. જોવાનું હતું ભૂમિ મોરચો ફોજી જમાવટ બહુ પાંચી હોવાનું જોતા રાજસ્થાન હાજાર ચોરસ કિલોમીટર વિશ્વ પાકિસ્તાન જેનું મેળવે. યુદ્ધ વિરામ બાદ તેને blackmailing વર્ષ થવું પડે અને પૂર્વ પાકિસ્તાન માંથી ભારત પોતાનું લશ્કર પાછું ખેંચી લેવાની ફરજ પડે એવી હતી વિચાર કરતા જરૂર અહેસાસ થાય કે લશ્કરી ઉપરંત Clear રીતે ભારત માટે સંજોગો નાજુક હતા સ્વતંત્ર બાંગ્લાદેશમાં પરિવર્તિત થવા માટે પૂર્વ પાકિસ્તાનના ભાવિ જંગલી હીરા ખાનના miltary operation પર ઢોળાતું હતું. આ મોરચા પર અંતે ઓગણીસો ઈકોતેર ના સમગ્ર ભારત પાકિસ્તાનના યુદ્ધને ભારતની તરફેણમાં ગજબનો મોડ આપ્યો ડિસેમ્બર ચાર ઓગણીસો ઈકોતેર ની રાત્રે સદા બાર વાગે પાકિસ્તાન લશ્કરો

જવાબ મળ્યો કે લાંબી દૂરી ને લીધે સવાર પહેલા બખ્તરિયા દલ લોન્ગીવાળા પહોંચે તેમ જ ન હતું મેજર ચાંદ પૂરી સમક્ષ વિકલ્પ રજૂ કરવામાં આવ્યો. લોંગીવાલા ચોકી પર ટકી રહી શકતું અને લડત આપો. બીજો વિહતમક વિષય હતો પછી જોયું જશે ગુરુ ગોવિંદસિંહના શીખોને અનુંસરોએ ફરજ પડી તેઓએ ટકી રહેવાનું નક્કી કર્યું અને ટોપ વાળી દુશ્મની tee nightly ગાડી પર મારો ચલાવ્યો. જો હાજર આપણે પણ બે અન્ય બાબતો કે જે ઘણા ખરા લોકોની જાણ બહાર રહીને પાકિસ્તાન

દુશ્મન પર આક્રમણ ના કરવું જોઈએ નિયમોનું પાલન ન કરનાર સેનાને કદાપી જીતે નહીં રાજસ્થાન ઉપર હુમલો કરનાર પાકિસ્તાન લશ્કરે પાકિસ્તાન વાયુસેનાએ જે સુરક્ષા પુરી ના પાડી જે બતાવે છે જેસલમેર તરફની કોશિશ હવે સાર્વજનિક બગીચામાં લટાર મારવાની સમાન ગણી લેવામાં આવી હતી. મધ્યરાત્રીએ રવાના થયેલી જંગી ફોજો કાફલો સમયસર સવારે જૈસલમેર પહોંચી જાય તેવો plan હતો લશ્કર ક્યાંક જેસલમેર હોય તો પછી માર્ગ માં આજુબાજુ ક્યાંક ક્યુ અને bypass કરવું જોઈએ બીજા વિશ્વયુદ્ધમાં છેલ્લા door માં berlin તરફથી કુછ વખત અમેરિકાના general padely તથા general pateny અને શોર્ય દ્રશ્યના marnesal એમ જ કહ્યું દીસેમ્બેર ઈકોતેર મી ઢાકા ના સરહદે છતા ભારતીય લશ્કરે આજુબાજુના લશ્કરી થાના ને અવગણ્યા. તે પાવાગઢ સિદ્ધાંત લેખક ચિત્ર પહોંચવાનું માંગતા કાફલો લોગીવાલા ની નાની અમથી ચોકીનો સફાયો કરવા રોકાયો કે જ્યાં મેજર ગુલ્દીપ્સીહ ચાંદ પુરીની હેઠળ એકસો વીસ જવાનો હતા. સવાસો ભારતીય ફોજીઓને મત કરવા માટે બે હાજર પાકિસ્તાની સૈનિકોએ પિસ્તાલીસ રન ગાડીઓ mikenize in front of સ્તરીય વાહનો અને છસો લશ્કરીયા વાહનો ખટારાઓ નો કાફલો પોતાનો વેગ થોભાવે તે દરેક દેખરેખ તાજું બી હતી research કરીને એટલા માટે કે brigadier general તાવીજ Brigadier general જહાજ તથા Brigadier general સૈયદ મોજુદ મત એમ ત્રણ વરિષ્ઠ કક્ષાના અક્ષરો નેતૃત્વ કરી રહ્યા હતા કમસેકમ તેમને તો દુનિયાના સિદ્ધાંતો એમને સમજ હોવી જોઈએ એમને સમજ ન હતી અથવા તો વધુ પડતી આત્મવિશ્વાસ તેઓ કેળવતા ન હતા. આક્રમક loud ટુ ફિફ્ટી નાઈન દરેક ગાડીના પાછલા ભાગ પર બળતણ ભરેલા. પીપળા ગોઠવેલા હતા મેજરના તે અનામત પુરવઠો હતો અમુક nozzle કપડા પછી રન ગાડીઓ refilling ની જરૂર પડવાની હતી. એમ છતાં બ્રિગેડીયરો દ્વારા પાકિસ્તાની વાયુસેના દ્વારા આકાશી સુરક્ષા નું આયોજન કરેલું ના હોય અને ભારતીય વાયુસેના ગમે ત્યારે હુમલો કરે તેની શક્યતા હતી તે સંજોગોમાં રન ગાડીઓ સહિત જલનશીલ બળતણ આપણે ગોઠવાય તે સરાસર વિચાર્યું ન હતું.

તેથી tank ફોર માટે નો ખાસ કરીને લોંગેવાલાનું પ્રદેશોને ગુનો હતો. લીસી રેતી બધું ત્યાં ફરતા હતા કોઈક રીતે વાસ્તવિકતા જાની લેવાના પાકિસ્તાનને લશ્કરી ગુપ્તચરોએ તસ્થી લીધી ન હતી. ટૂંકમાં યુદ્ધ ફાટી નીકળ્યા ની આયોજન વગર પાકિસ્તાન ના ભૂમિ જૈસલમેર તરફ આંધુ લીધું હતું. આ ટુકડીઓમાં પાકિસ્તાન commando અવિચારી પણ ની તો સીમા જ ન હતી પણ જે ગંભીર પ્રકારની ભૂલ તદ્દન બાલીસ હતી. પાકિસ્તાનની વક્તવ્યદળ મોંઘેવાળાના માર્ગ પાકિસ્તાનનું વક્તવ્ય અંતર કાપતું હતું.

कहा पे लगाई

की ये Phases मे चलिए जाएगी पुरे गुजरात में एक साथ नही चलाई जाएगी लेकिन ये चरणों में होगी तो सबसे पहेले ये दाहोद में चलाई जाएगी ये दाहोद है यहाँ पे आप देख सकते है ये गुजरात के सबसे पूर्व में है है जूनागढ़ की और दाहोद में चलाई जाएगी उसके अमरेली जामनगर इत्यादि और फिर उसके बाद पुरे गुजरात में चलाई जाएगी तो इस योजना के बारे में हम देखते है ये सरकार की तरफ से official notification आया था ये गुजरती में है तो में आपको पढके तो नही बता पाऊंगा लेकिन मेने इसको इंग्लिश की सर्वोदय योजना लिखा जा रहा है क्योंकि पिछले साल budget में इसकी घोषणा हुई थी और रात के नो बजे तक का जो समय होता है ये किशानो के लिए सबसे important किशान जो है इस समय सिंचाई करते है यानी की खेतो को पानी देते है जिसे सिंचाई यहाँ गिरेगी परेशानिया होती है सिंचाई करने में जेसे रात के समय में कई बार जंगली जानवरों ज़हेरिले कीड़े वगेरे भी निकलते है तो ये सब चीजों की वजह से रात के समय सिचाई जो है संभव नही हो पाती तो किसानो का ये कहेना की हमे दिन के तो हमारी problem solve हो सकती है है की जो सवा सतरा लाख यानी की सतरा पॉइंट टू फाइव लाख किशान ऐसे है जिसे इस scheme को दाहोद चलाई जाएगी वह पे लगभग एक हजार पचपन गाव है जहा पे ये योजना चलाई जाएगी सुचन करेगी

तब आती है बिजली कम पद जाती है इस लिए एक योजना बद्ध तरीके से सरकार ये करेगी की जो दी कर देगी

ये चौबीस अक्तूबर के दिन यानी आज के दिन प्रधान मंत्री मोदी ने launch करी है अभाग्य तरीके से करी क्योंकि कोविद का समय है तो बोहित ज्यादा का मतलब होता है सूर्य यानी रवि

की दो लेकिन उसको लोगो तक पहोचना उसके लिए transmission चाहिए गुजरात के की जो एक हजार पचपन गाव वो भी

Demand थी ये थी की जो दिन के समय उनको बिजली दी जाए क्योकि रात के समय Poison Insects या जो Wild की एकदम

रात में बिजली देंगे तो इस तरह से भी Slot बनाये जा रहे है अभी इसमें काफी और बना दिए जायेगे और इनको रोटेट कर दिया जायेगा जिस से किसी कको ये ना लगे की में कुछ और चीजों सौर उर्जा के मामले में में बात करू तक की एकदम latest तो गुजरात में जो rooftop solar installation capacity है वो तीन हजार अठासी mega watt पोहच गई है

वो जिनकी एक scheme चली गयी थी सूर्य गुजरात scheme में ये था की अगर आप अपने घर की सरकार आपको देगी ये scheme काफी Hit हुई है अ Solar और जो

हमने जो wind energy है वो install करी है पुरे अ गुजरात जो है seventy percent भारत में एक साल में जितनी भी wind energy produced है traditional वो गुजरात के अंदर wind यानी की पवन ऊर्जा generate कहेता हु ये अगर आप अपने answer में लिखेंगे अ अन्तराष्ट्रीय सोर गठबंधन की और इसका headquarter भी इंडिया में ही है गुरुग्राम में सिर्फ अ भोजन इसके अलावा हम किसानो को ये भी encourage कर रहे motivate कर रहे है की वो solar tree लगाये Tree बोहोत कम जगह की दस feet की अ जगह में इतने सारे penal लगा दिए गए है एक पेड़ के shape में तो ये है क्योकि जो सिंचाई होती है वो Agricultural दो हजार बाईस का ये भी हमारा Target की हमे दो हजार भारत में जो बिजली उत्पादन है वो non से नही करना है जो non fossil fuels है प्रधानमंत्री मोदी ने एक और बोहोत महत्वकांशी बात करी है अभी अभी उन्हों ने की दुनिया के देशो को आपस तबतक हम दुसरे को सौर उर्जा दे सकते है बहस को Common Grid નમસ્તે tool engineering મા મોટેભાગે ધારેલું પરિણામ મેળવવા એક કરતા વધુ શક્યતાઓ રહેલી હોય છે. આથી કોઈ પણ પ્ર. પ્રશ્ન નું નિરાકરણ એવી રીતે લાવવું જોઈએ કે કુલ ખર્ચ ઓછા માં ઓછું આવે અને જરૂરિયાત સંતોષકારક રીતે પૂરી પડી સકાય. આ માટે કેટલાક પગલા જરૂરી છે જેમ કે પહેલું જુદા જુદા equipment ના કાર્ય ધ્યાન માં રાખી સરખામણી અને પસંદગી બીજું પસંદગી પામેલી equipment નું આયુષ્ય અને તેના વપરાશ થી થતો સમય માં બચાવ ત્રીજું જોઈતું પરિણામ હાસલ કરવા માટે જરૂરી સાધનસામગ્રી ની જણાવત અને પસંદગી ચોથું note size ની પસંદગી પાંચમું cutting tool કસર યુક્ત ઉપયોગ વગેરે આમ કોઈ દાગીનો બનાવતા પહેલા સચોટ અને સાચું આયોજન અને યોગ્ય સાધન સામગ્રી ની પસંદગી મહત્વ નો ભાગ ભજવે છે. આ આયોજન યોજના ગણતરી પૂર્વક નું હોવું જરૂરી છે જે માટે tool egnineering હમેશા અને કાર્યરત રેવાનું છે આધુનિક ઉદ્યોગિક એકમો ની જરૂરિયાત મહત્તમ productivity શક્ય તેટલા ઓછા ખર્ચે મેળવવાની છે. આ એક ખુબ જ મહત્વ ની અને પડકાર તમે જવાદારી tool engineer ને ઉપાડી લેવાની છે. આ માટે tool engineer ને નવા રસ્તા નવી રીતો tool વગેરે તૈયાર કરવા

કાળજી પૂર્વક કાળજી પૂર્વક પૃથકરણ કરી ગણતરી કરી આયોજન કરવું અને તે ત્યાર બાદ tool design કરી દાગીનાઓનું ઉત્પાદન શરુ કરવું જોઈએ આ વિભાગ માં આપણે કરકસર નો ખ્યાલ અર્થ મહત્વ અને સિધ્ધાંતો ના અભ્યાસ કરીશું કરકસર નો ખ્યાલ પ્રાસ્તાવિક તેમજ tool planning ની લક્ષ લક્ષ્ય માંથી ચડશે વળી આ માટે યોગ્ય કાર્ય પદ્ધતિ પણ જરૂરી છે. અને કસર કરકસર હાંસિલ કરવા માટે કેટલાક સિધ્ધાંતો અપનાવા પણ અનિવાર્ય છે. આ વસ્તુ વિચાર હવે આપણે તબ્બકા વાર ચર્ચા ચર્ચારીશું tool panning નું લક્ષ tool planning નું મુખ્ય લક્ષ સ્થાવર સામગ્રી ની પસંદગી કરવાનું અને નીચે પ્રમાણે સુચવેલી વ્યવસ્થા તંત્ર ગોથાવાવનું છે. જેમાં પહેલું જરૂર હોય તેવા જ ધટકો સામેલ કરવા બીજું દરેક ધટક ઓછા માં ઓછો સમય લે તે જોવું ત્રીજું ઉત્પાદન દર વધારવો ચોથું કાર્ય દક્ષતા વધારવી પાંચમું ખર્ચ ગટાળો કરવો લક્ષ સિદ્ધ કરવા માટે ની કાર્ય પધ્ધતી ઉપરોક્ત લક્ષ સિદ્ધ કરવા નીચે પ્રમાણે કાર્ય પદ્ધતિ અપનાવી સકાય પહેલું પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કરવો બીજું પ્રક્રિયાનો શક્ય હોય તેટલા સ્વતંત્ર ગટકો માં વિભાજીત કરવી ત્રીજું દરેક ઘટકો ને અલગ અલગ અભાસ કરી તેને કરકસર યુક્ત કેવી રીતે બને તે શોધવું ચોથું દરેક જરૂરી ઘટકો ને એવી રીતે ગોઠવવા સંયોજિત કરવા કે જેથી કાર્ય ઓછી કાર્ય દક્ષતા ની કરી સકાય પાંચમું આયોજન પ્રમાણે જ પ્રક્રિયા થઇ સકે તે માટે જરૂરી સગવડ સાધનો પુરા પાડવા ગટક નું મહત્તમ કરકસર યુક્ત સ્વરૂપ શોધવાની રીત કોઈ પણ પ્રક્રિયા માં machining તેમજ બિન machining ગટકો હોય છે. બિન machining ગટકો સામાન્ય તો માનવ સર્જિત હોય છ આ ધટકો નું આયોજન એવી રીતે કરવું કે જેથી તે સરળતાથી અને સમય ના બગાડ વગર થઇ શકે કોઈ ધટક કરવાન રહી જાય નહિ અને તેને સાંભળી કે સુધારી લેવા બીજી પ્રક્રિયા કે ખર્ચ કરવો પડે નહિ રોજીંદી દરેક પ્રવુતિ માટે સુધારેલી સાધનસામગ્રી નો જ ઉપયોગ કરવો ગમે તે કામ આગળ ચલાવો કે નભાવીશ લેવું નહીં જ્યાં જ્યાં માનવ દ્વારા પ્રવૃત્તિ કરવાની હોય તે માનવ એ કરવાની પ્રત્યક્ષ હિલ હિલચાર એવા સાધન એવી સાધન સામગ્રીનો વપરાશ કરવો જેથી ખોટો સમય અને પરિશ્રમ નિવારી શકાય ખાસ કરીને જ્યાં machining સમય કરતા મનુષ્ય દ્વારા તથા બિન machining ઘટકો વધુ સમય લેતા હોય ત્યાં ખૂબ અસરકારક નીવડે છે કેટલીક વાર cutting ધટકો અને બિન cutting ઘટકો સાથે સાથે ગોઠવીને પણ કરકસર હાસલ કરી શકાય છે ટૂંકમાં સારી તેમ જ ઉત્તમ કક્ષાનું tooling વાપરીને અને માનવીની બિનજરૂરી હલનચલન ગતિ અટકાવીને કરકસર યુક્ત ઘટકોનું આયોજન કરી શકાય છે હવેલ અને air coller ધ્વારાસૂચિત moosun economy મા સિદ્ધાંતો tool engineering અનુલક્ષી ને haber અને piyar cooler ને mausan economy નીચેના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલ છે. પકડ માટે નો હાથ ઉપયોગ નિવારવો બિન જૂરી હલનચલન નિવારવું. બિનજરૂરી જરૂરી હલનચલનની સરળતાથી તથા ટુકી કરવી. કાર્યકરો નું સમતોલન સમતોલનપણું

કરકસર મેળવવા માટે tooling ના સિદ્ધાંતો અગાઉ જોઈ ગયા તેમ મુજબ tool ના યોગ્ય ઉપયોગ દ્વારા પર કરકસર થઈ શકે છે. આ મુજબ આ માટે મુખ્ય બે સિદ્ધાંતો છે. પહેલું Economy of aept બીજું economy of skill એમાં પહેલું mechanical advantage બીજો transfer of burden અને controller of power ત્રીજું saimaltation of action ચોથું transfer of thought પાંચમો transfer of skill છઠ્ઠું advantage of perfection tooling Economy પર અસર કરતા પરિબળો પદો tooling economy પર નીચેના પદો અસર કરે છે. પહેલું machine tool cutting tool gauge picture વગેરેની પસંદગી બીજું machine tool cutting tool કે જ વગેરેના specification અને યોગ્ય design ના માન્યતા ત્રીજું બે કે વન point વિશ્લેષણ ચોથું lot site ની પસંદગી પાંચમો maintenance અને repair course છઠ્ઠું investment ઉપરનું worker વગેરે આ દરેક દ્વારા જે જે કંઈ બચત થાય તે tooling economy માં વધારો કરે છે. Direct cost indirect cost અને fix cost ને લાગુ કરતા tooling economy માં સિદ્ધાંતો એક point બાર એક point તેર એક point ચૌદ માં direct cost indirect cost અને fix cost ને લાગુ પડદા tooling Economy ના સિદ્ધાંતો ની યાદી આપી છે. indirect cost પર indirect cost indirect post economy માટે નીચેના સિદ્ધાંતો અપનાવી શકાય પહેલું reduction of post Oxilary services બીજું promotion of safety ત્રીજુ co ordition with moment materials condition Consideration avaibility પછી fix cost માટેના સિદ્ધાંતો નીચેનું construction tools details નો વપરાશ standard machine નો વપરાશ. Universal act કોઈ પ્રક્રિયા કે પ્રવૃત્તિ ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે કરી શકાય. તેની સમજ મેળવવા માટે સૌપ્રથમ તેને તેના ઘટકો વિભાજીત કરવું જરૂરી છે. જેથી દરેક ઘટકોનો અભ્યાસ ખાતરીપૂર્વક અને અસરકારક રીતે થઈ શકે. કોઈ પણ ઉત્પાદન કાર્ય અને ચાર સાલ સાર્વતીક Act માં વિભાજિત કરી શકાય છે. પહેલું પદાર્થ મેળવવો get પદાર્થને કઈ જગ્યાએ મુકવો place પદાર્થ ઉપર પ્રક્રિયા કરો. process પદાર્થ દૂર કરો dispose ઉપર યુક્ત ચાર કૃતિઓ કટકો યાદી નીચે પ્રમાણે છે. તે ઉપાડો pickup દાગીનો machine ઉપર ચઢાવો load દાગીના ને પકડો claim દાગીનાની tool પાસે લઈ જાઓ. position દાગીનાને દાગીના પ્રક્રિયા કરો process tool કે દાગીના નું પણ પાછું લો પ્રક્રિયા એટલે retrack દાગીનો છૂટો કરવો. unclaim અને પછી દાગીનો machine પરથી tool દૂર કરવો. unlock દાગીન દાગીનો નીચે મૂકવો dispose બીજા દાગીના માટે સફાઈ કરો clean આ સિવાય process ની જરૂરિયાત પ્રમાણે gaiging જ્યાં એક કરતાં વધુ cut લેવા લેવાના હોય ત્યારે ત્યાં દરેક cut વચ્ચેની જગ્યા વગેરે ઉમેરી શકાય. કેટલી વાર આ ઘટકોનું પુનરાવર્તન પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે એક દાગીનામાં કાણું પાડવું હોય તો તો Marking કરેલા દાગીના માંથી ગમે તે એક દાગીના ઉપાડીએ pickup કહેવાય. દાગીનાની drilling machine મશીનના ટેબલ પર ગોઠવવા ટેબલ ઉપર ગોઠવીએ એ loading કહેવાય દાગીના ને clamp માં હાથમાં કે હાથ દ્વારા પકડીએ તેને claimping કહેવાય. દાગીના પરના નિશાન dril. લઇ જઈને

તેને unclamping કહેવાય છે. દાગીના ને machine table પર થી ઉતારીએ તો તેને unloading કહેવાય છે. બાકીના નું નીચેના floor praveg તરફ મૂકે તેને desposing કહેવાય છે. બીજા દાગીના માટે table સાફ કરીએ તેને cleaning કહેવાય છે. cost economy આગળ જોયું તેમ direct કેટલાક સિદ્ધાંતો આજ કરકસર કરી શકાય છે. હવે આપણે સારા સિદ્ધાંતો વારાફરતી જોઈશું. mausam economy mausam economy માટે સૌપ્રથમ બિનજરૂરી હિલ ચાપ દૂર કરવી. આ માટે કેટલાક નિયમોની નીચે પ્રમાણે છે. પહેલુ જ્યાં શક્ય હોય ત્યાં automatic machine નો ઉપયોગ કરવો બીજો હાથ ની જગ્યાએ પગનો ઉપયોગ કરવો. તીજુ એક હાથ હાથમાંથી બીજા હાથમાં tool દાગીના વગેરે પ્રસાર કરવાનું નિવારો. મારુ નામ છે વંશરાજ સોલંકી. મે મારુ twelfth commerce complete કર્યું છે અને અત્યારે જે છે એ હું college કરી રહ્યો છું BCOM મને જે છે એ cricket બવ ગમે છે અમ જે મારુ tenth છે એ લુણાવાડા થી complete કર્યું છે અને એ પણ

BCOM માં અત્યારે મારુ first sem છે અને મારી favourite games છે cricket અને cricket છે એ રમી રહ્યો છું. અત્યારે જે BCOMsem one ચાલી રહ્યું છે અને અત્યારે જે મારી favourite game છે એ છે ખો-ખો. ખો-ખો માં બહુ બધી match હું રમ્યો છું. અત્યારે જે મારુ goal છે એ MBA કરવાનો છે. IIM માંથી MBA કરવાનો છે. અત્યારે BCOM નું sem one અમ sem two ચાલી રહ્યું છે sem one finish થઈ ગયું છે.

જે મે commerce stream થી કર્યું હતું. અને અત્યારે હું BCOM કરી રહ્યો છું. અને મારી જે અમ અત્યારે જે છું હું અત્યારે જે છું હું cricket game રમી રહ્યો છું. જે cricket gaming કરી રહ્યો છું. જે અત્યારે પછી અત્યારે શોખ છે એ mobile gaming નો પણ શોખ છે. જેમાં હું mobile gaming પણ રમી રહ્યો છું. જેમાં હું PUBG રમી રહ્યો છું.

MBA માટેની જે તૈયારી જે છે એ કરી રહ્યો છું. મારો goal છે કે IIM માં જેને જે અમ MBA ભણવાનો એ મારો goal છે. અત્યારે અમદાવાદમાં હું college કરી રહ્યો છું. અહિયાં ઘણી જ બધી જગ્યાઓ છે ફરવાની. જેમ કે કાંકરિયા છે પછી બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે ફરવાની. જેમાં કાંકરિયામાં ફરવા માટેની જોવાલાયક સ્થળ છે અમદાવાદમાં અમ જ્યાં તમે જોઈ શકો છો. મજા આવે એવી જગ્યા છે. પછી બીજી જગ્યા જે છે એ અમારા અમ કલેશ્વરી છે એ અમદાવાદમાં નથી out of અમદાવાદમાં છે. ત્યાં બવ પ્રાચીન જગ્યા છે, પ્રાચીન મંદિર છે. ત્યાં તમે ત્યાં તમે જે જોઈ શકો છો ભીમના પગલાંને ત્યાં પણ પર્યટનનું એક સ્થળ છે. એ તમે જોઈ શકો છો. અને અમદાવાદ માં બીજી પણ ઘણી જ અમ ફરવા જેવી જગ્યા છે. કાંકરિયા છે અને અમ બીજી પણ એવી ઘણી બધી જગ્યા available છે. પછી છે બીજી પણ અમ અમ ફરવા જેવી જગ્યાઓ છે જેમ કે કચ્છ જ્યાં હું ગયો હતો પ્રવાસમાં. કચ્છમાં અમ રણ જોવા ગયો હતો, સફેદ રણ. પછી અત્યારે college finish થાય એટલે પછી ફરવા જવાનો વિચાર છે. અત્યારે બીજી પણ અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાઓ છે ફરવાની જેમ જેમ કે કાંકરિયા તળાવ છે, river front પણ છે. પછી બીજી પણ ઘણી જગ્યાઓ છે ફરવાની અમદાવાદની આજુબાજુ પણ ઘણી ફરવા અમ જગ્યાઓ છે ફરવાની એવી ઘણી બધી જગ્યાઓ પણ available છે. મારે અમ અત્યારે BCOMtwo ચાલી રહ્યું છે. હવે જે છે એની exam આવી રહી છે. exam પછી જે છે ફરવાનો planning થઈ રહ્યો છે. બીજી જે ફરવાની જેવી જગ્યાઓ હોય ત્યાં જઈને ફરવાનો planning થઈ રહ્યો છે. અમદાવાદમાં હવે મારે એક વર્ષ જેવુ થયું છે. અત્યારે અમદાવાદમાં આવ્યા પછી મે કાંકરિયા તળાવ જોયું છે. બવ મસ્ત જગ્યા છે પછી લાલ દરવા લાલ દરવાજા પણ છે. જ્યાં આપને સારું અને સસ્તું મળી રહેશે.